દાતા સ્ટ્રકચર્સ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે પર્લમા ઉપલબ્ધ દાતા સ્ટ્રકચર્સ વિશે શીખીશું અહીહું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લીનક્સ 1204 ઓપરેટીંગ સીસ્ટમ અને પર્લ પર્લ 5142 તેમજ હું ગેડિટ ટેક્સ્ટ એડીટર પણ વાપરીશ
તમે તમારા પસંદનું કોઈપણ ટેક્સ્ટ એડીટર વાપરી શકો છો
તમને પર્લમાં વેરીએબલની સામાન્ય જાણકારી હોવી જોઈએ
કમેન્ટસલૂપ્સઅને કન્ડીશનલ સ્ટેટમેંટ ની જાણકારી હોવી ફાયદા કારક છે
સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સંદર્ભિત સ્પોકન ટ્યુટોરીયલોનો સંદર્ભ લો
પર્લ ત્રણ પ્રકારના ડેટા સ્ટ્રક્ચર ધરાવે છે
સ્કેલર સ્કેલર અરે એરે હાશ હેશ ને એસોસિએટિવ અરે અસોસીએટીવ એરે પણ કહેવાય છે
Scalar આ પ્રકાર ના ડેટા સ્ટ્રક્ચરો કોઈ પણ ડેટા પ્રકારને સંચિત કરે છે
ડેટા ટાઈપ સ્ટ્રીંગ નંબરડબલ વગેરે પ્રકારના હોય શકે છે
આ એરે અથવા હેશનો પણ રેફેરેન્સ સંચિત કરી શકે છે
નોંધ પર્લમાં રેફેરેન્સ વિષે આવનારા ટ્યુટોરીયલમાં જાણીશું
સ્કેલર પ્રકારના ડેટા સ્ટ્રક્ચર વેરીએબલ ડીકલેર કરવા જેવું સરળ છે
count 12 સેમિકોલોન string ઇન સિંગલ ક્વોટ આઇ એએમ સ્કેલર ઓએફ ટાઇપ સ્ટ્રીંગ સેમિકોલોન
આપણે સ્કેલર પર આપેલ ઓપરેશનો શરુ કરીશું
તેને વેલ્યુ સોપીએ એક સ્કેલર વેલ્યુ અન્યને સોપો
નંબર ટાઈપ સ્કેલરમા એરિથમેટિક ઓપરેશન્સ જેમકે એડ સબટ્રેક્ટ વગરે
સ્ટ્રીંગ સ્કેલરમા સ્ટ્રીંગ ઓપરેશન્સ જેમકે કોન્કેટેનેશન સબસ્ટ્ર કોનકેટીનેશન વગરે
હવે સ્કેલર ડેટા સ્ટ્રક્ચરની ઉદાહરણ જોશું
ટર્મિનલ પર જાઓ અને ટાઈપ કરો ગેડિટ સ્કેલર્સ ડોટ પીએલ સ્પેસ અને Enter
દબાઓ
આ ગેડિટ
મા સ્કેલર્સ ડોટ પીએલ ફાઈલ ખોલશે
સ્ક્રીન પર દ્રશ્યમાન કોડ ટાઈપ કરો
અહી સ્કેલર ડીકલેર કરી તેને વેલ્યુ આપી છે
અહી અમુક એરિથમેટિક ઓપરેશન્સ છે જે નંબર ટાઈપ પર પરફોર્મ કરે છે
છે જે સ્ટ્રીંગ ટાઈપના સ્કેલર પર પરફોર્મ કરે છે
સબસ્ટ્ર એ પર્લ ફન્કશન છે જે સ્ટ્રીંગના ભાગને આઉટપુટતરીકે પૂરી પાડે છે
અહી ઇન્ડેક્સ 0 સ્ટ્રીંગની શરુઆત બતાવે છે
એટલેકે ક્યાંથી આપણે સ્ટ્રીંગ ને એક્સટ્રેક્ટ કરવું
અને 11 એ ઓફસેટ ને નિર્દિષ્ટ કરે છે કે આઉટપુટમા ક્યાં સુધી સ્ટ્રીંગ વેલ્યુ જોઈએ છે
ફાઈલ સેવ કરવા માટે ctrl એસ દબાઓ
પછી ટર્મિનલ પર જાઓ અને પર્લ સ્ક્રીપ્ટને પર્લ સ્કેલર્સ ડોટ પીએલ તરીકે એક્ઝીક્યુટ કરોઅને Enter દબાઓ
હાઈલાઈટ થયેલની જેમ આઉટપુટ બતાવામાં આવે છે
હવે પર્લમા અરે દાતા સ્ટ્રકચર જોઈએ
Array એ એલિમેન્ટ ની યાદી છે
એલિમેન્ટએ સ્ટ્રીંગ નંબર વગરે હોઈ શકે છે
આ ઇન્ડેક્સ ધરાવે છે જે એરે પર વિવિધ ક્રિયા કરતી વખતે વાપરવામા આવે છે
ઇન્ડેક્સ ઝીરો થી શરુ થાય છે
બીજા પ્રોગ્રામિંગ લેંગવેજીસની જેમ પર્લમા વાપર્યા પહેલા એરેને અથવા તેના લેન્થને ડીકલેર કરવાની જરુત નથી
પર્લ અરે એલિમેન્ટ ઉમેરવા અથવા કાઢવા પર નાનું મોટું થાય છે
એરેનું સિન્ટેક્સ છે160 એટી થે રતે વેરિયેબલનેમ સ્પેસ ઇક્વલ ટીઓ સ્પેસ ઓપન બ્રેકેટ કોમા થી અલગ કરેલી એલિમેન્ટની યાદી ક્લોઝ બ્રેકેટ સેમિકોલોન હવે અરે દાતા સ્ટ્રકચર
ના ઉદાહરણ જોઈએ
ટર્મિનલ પર જાઓ અને ટાઈપ કરો ગેડિટ પર્લરે ડોટ પીએલ સ્પેસ અને Enter
આ ગેડિટ મા પર્લરે ડોટ પીએલ ફાઈલ ખોલશે
સ્ક્રીન પર દ્રશ્યમાન કોડ ટાઈપ કરો
આ નંબર અરે છે જે નંબર ટાઈપના એલિમેન્ટ ધરાવે છે
આ સ્ટ્રીંગ અરે છે જેસ્ટ્રીંગના એલિમેન્ટ ધરાવે છે
આ એરે નંબર અને સ્ટ્રીંગ બંને પ્રકારના એલિમેન્ટ ધરાવે છે પર્લમા આ ઉદાહરણ વિવિધ પ્રકારના એરે બતાવે છે
પર્લમાં આ રીતે એરે પ્રિન્ટ કરી શકાવાય છે
ફાઈલ સેવ કરવા માટે Ctrl એસ દબાઓ
પછી ટર્મિનલ પર પાછા જાવો અને પર્લ સ્ક્રીપ્ટને પર્લ પર્લરે ડોટ પીએલ તરીકે એક્ઝીક્યુટ કરો અને Enter
ટર્મિનલ પર આપેલ આઉટપુટ દેખાય છે
પર્લમાં હવે હાશ દાતા સ્ટ્રકચર ને જોઈએ
હાશ ને વૈકલ્પિક રીતે એસોસિએટિવ અરે કહેવાય છે
આ કે વેલ્યુ પેર દાતા સ્ટ્રકચર
હાશ મા કે એ વિશિષ્ટ છે
તેજ કી ફરીથી ઉમેરતાતે કી માટે પહેલા આપલે વેલ્યુ નવી વેલ્યુથી લખાય છે
એક વેલ્યુ અનેક વખતે આવી શકે છે
તે કોઈ પણ પ્રકારના ડેટા ટાઈપ ની વેલ્યુ સાચવી શકે છે
હાશ નું સિન્ટેક્સ છે પરસેન્ટેજ વેરિએબલ નામે સ્પેસ ઇક્વલ ટીઓ સ્પેસ ઓપન બ્રેકેટ Enter દબાઓ
સિંગલ ક્વોટ કે નામે સિંગલ ક્વોટ સ્પેસ ઇક્વલ ટીઓ ગ્રેટર થાન સાઇન સ્પેસ વેલ્યુ કોમા Enter દબાઓ
સિંગલ ક્વોટ કે નામે સિંગલ ક્વોટ સ્પેસ ઇક્વલ ટીઓ ગ્રેટર થાન સાઇન સ્પેસ વેલ્યુ Enter દબાઓ
બંદકૌંસ સેમિકોલોન હવે ચાલો હાશ દાતા સ્ટ્રકચર નું ઉદાહરણ જોઈએ
ટર્મિનલ પર જાઓ અને ટાઈપ કરો
ગેડિટ પર્લ્હાશ ડોટ પીએલ સ્પેસ અને Enter
આ ગેડિટ
મા પર્લ્હાશ ડોટ પીએલ ફાઈલ ખોલશે
સ્ક્રીન પર દ્રશ્યમાન કોડ ટાઈપ કરો
આ હાશ એક વિષયમા મેળવેલ માર્ક દર્શાવે છે
આ ઉદાહરણ હાશ નો ઉપયોગ બતાવે છે
ચાલો હવે જોઈએ કેવી રીતે હાશ ને પ્રિન્ટ કરવું
હમણા માટે ફક્ત નોંધલો કેવી રીતે મેં કેવી રીતે પ્રિન્ટ કરું છુ તે જુઓ
વિગતમા સમજણ અનુગામી ટ્યુટોરીયલમા છે
ફાઈલ સેવ કરવા માટે ctrl એસ દબાઓ
પછી ટર્મિનલ પર જાઓ અને પર્લ સ્ક્રીપ્ટ પર્લ પર્લ્હાશ ડોટ પીએલ તરીકે એક્ઝીક્યુટ કરો અને Enter
ટર્મિનલ પર આઉટ પુટ આવું દેખાય છે
સારાંશ માટે આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા સ્કેલર સ્કેલર અરે એરે અને પર્લમા હાશ દાતા સ્ટ્રકચર સેમ્પલ પ્રોગામ વાપરીને તમારા માટે અસાઇનમેન્ટ છે સ્કેલર વેરિએબલ ડીકલેર કરો
ફ્લોટ ટાઈપની વેલ્યુ આપી અને તેને પ્રિન્ટ કરો
રેડ યેલો અને ગ્રીન
રંગના એરને ડીકલેર કરી પ્રિન્ટ કરો
કર્મચારીઓના નામ અને વિભાગ ના હાશ ડીકલેર અને પ્રિન્ટ કરો
સંકેત એમ્પ્લોયી જોન કોમા ડિપાર્ટમેન્ટ ઇન્જિનિયરિંગ આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
આ મિશન પર વધુ માહિતી સ્પોકન હાયફેન ટ્યુટોરિયલ ડોટ ઓર્ગ સ્લેશ ન્મેઇક્ટ હાયફેન ઇન્ટ્રો આ લીંક પર ઉપલબ્ધ છે
આશા રાખું છું કે તમને આ પર્લ ટ્યુટોરીયલ ગમ્યું હશે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
જોડાવાબદ્દલ આભાર